સી એન્ડ C મા લુપ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું ફોર લૂપ ફોર લુપ વ્હાઇલ લૂપ વાઇલ લુપઅને dowhile લૂપ
ડુ વાઇલ લુપ આપણે આ અમુક ઉદાહરણો ના મદદથી કરીશું
આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉપાયો પણ જોઈશું
આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 1104
જીસીસી અને g કમ્પાઈલર આવૃત્તિ 461 ચાલો લૂપ્સ લુપ્સના પરીચય સાથે શરૂઆત કરીએ
લૂપ્સ એકંદરે સૂચનાઓના સમુહને એક્ઝેક્યુટ કરવા માટે ઉપયોગી છે
હેતુ પર આધાર રાખીને તેને ત્રણ પ્રકારોમાં વિભાજીત કરવામાં આવેલ છે વ્હાઇલ લૂપ વાઇલ લુપ dowhile લૂપ અને ડુ વાઇલ લુપ ફોર લૂપ ફોર લુપ ચાલો પ્રથમ વ્હાઇલ લૂપ વાઇલ લુપથી શરૂઆત કરીએ
એ વ્હાઇલ લૂપ વાઇલ લુપ કન્ડીશન ને શરૂઆત માં ચકાસે છે
બંધારણ છે વ્હાઇલ વાઇલ કન્ડીશન કૌંસમાં સ્ટેટમેંટ બ્લોક હવે dowhile લૂપ ડુ વાઇલ લુપ પર જઈએ doવ્હાઇલ loopડુ વાઇલ લુપ કન્ડીશન વેલીડેટ થયી શકે તે પહેલા ઓછા માં ઓછું એક વખત એક્ઝેક્યુટ કરવામાં આવે છે
બંધારણ છે ડીઓ ડુકૌંસમાં સ્ટેટમેંટ બ્લોક કૌંસ પછીથી વ્હાઇલ વાઇલકન્ડીશન તમે જોઈ શકો છો કન્ડીશન અંતમાં પસંદ કરેલ છે
હવે ચાલો વ્હાઇલ લૂપ વાઇલ લુપ અને doવ્હાઇલ લૂપ ડુ વાઇલ લુપ પર એક ઉદાહરણ જોઈએ
મેં એડિટર પર પહેલેથી જ કોડ ટાઈપ કર્યો છે
ચાલો તે ખોલીએ
નોંધ લો કે આપણી ફાઈલનું નામ whilecછે
આજે આપણે વ્હાઇલ લૂપ વાઇલ લુપ ના ઉપયોગથી પ્રથમ 10 ક્રમાંકો ને ઉમેરવાનું શીખવા જઈ રહ્યા છે
ચાલો હું કોડ સમજાવુ
આ આપણી હેડર ફાઈલ છે
મેઇન ફંકશન મેઈન ફંક્શન અંતર્ગત આપણે બે ઈંટીજર વેરીએબલો એક્સ અને ય જાહેર કર્યા છે અને 0 પર ઈનીશલાઈઝ કર્યું છે
આ આપણું વ્હાઇલ લૂપ વાઇલ લુપ છે
વ્હાઇલ લૂપ વાઇલ લુપની કન્ડીશન છે એક્સ ઇસ લેસ થાન ઓર ઇક્વલ ટીઓ 10
અહી એક્સ ની વેલ્યુ yની વેલ્યુ માં ઉમેરાય છે
ઉમેરા પછીથી પ્રાપ્ત થયેલ વેલ્યુ ય માં સંગ્રહિત થાય છે
ત્યારબાદ આપણે yની વેલ્યુ ને પ્રિન્ટ કરીએ છીએ
અહી એક્સ એ વધારે કરેલ છે
એનો અર્થ એ છે કે વેરીએબલ એક્સ ને એક અંક વધારો કરેલ છે
અને આ આપણું રિટર્ન સ્ટેટમેન્ટ રીટર્ન સ્ટેટમેંટ છે
ચાલો હવે પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ
તમારા કીબોર્ડ પર Ctrl Alt અને ટી કી એકસાથે દાબીને ટર્મીનલ વિન્ડો ખોલો
ટાઈપ કરો જીસીસી સ્પેસ વ્હાઇલ ડોટ સી સ્પેસ હાયફેન ઓ સ્પેસ વ્હાઇલ Enter એન્ટરદબાવો ટાઈપ કરો while Enterએન્ટર દબાવો આઉટપુટ દ્રશ્યમાન થાય છે
હવે ચાલો વ્હાઇલ લૂપ વાઇલ લુપ ની કામગીરી જોઈએ
ચાલો હું વિન્ડોનું માપ બદલું
અહી પહેલા એક્સ અને ય ની વેલ્યુ 0 છે
આ આપણી વ્હાઇલ વાઇલ કન્ડીશન છે
અહી આપણે તપાસ કરીએ છીએ કે એક્સ એ 10 જેટલી અથવા એ કરતા ઓછી કે નહી એટલે કે એક્સ ની વેલ્યુ 0 થી 10સુધી રહેશે
ત્યારબાદ આપણે ય પ્લસ એક્સ ઉમેરીએ છીએ એટલેકે 0 પ્લસ 0 આપણે 0 મળે છે
આપણે ય ની વેલ્યુ પ્રિન્ટ કરીએ છીએ અહી આપણને 0મળે છે
હવે એક્સ ને વધારવા માં આવે છે જેનો અર્થ એ છે કે હવે એક્સ ની વેલ્યુ 1 રહેશે
ત્યારબાદ આપણે કન્ડીશનને ફરી તપાસ કરીશું 1 એ 10 અથવા તે કરતા ઓછી છેજો કન્ડીશન ટ્રૂ ટ્રૂ તો આપણે વેલ્યુઓ ઉમેરીશું
ય એટલેકે 0 પ્લસ એક્સ એટલેકે 1
0 પ્લસ 1 એ 1 છે
આપણે વેલ્યુ 1 તરીકે પ્રિન્ટ કરીએ છે
ફરીથી એક્સ ને વધારવા માં આવે છે
હવે એક્સ ની વેલ્યુ 2 છે
ફરથી કન્ડીશન તપાસ કરીએ છે
2 એ 10 જેટલી અથવા તે કરતા ઓછી છે જો કન્ડીશન ટ્રૂ હોય તો આપણે વેલ્યુંઓ ઉમેરીશું એટલેકે 1 પ્લસ 2 જે કે 3 આપશે
આપણે વેલ્યું 3 તરીકે પ્રિન્ટ કરીએ છે
આ રીતે તે ત્યાં સુધી જશે જ્યાં સુધી એક્સ એ 10 જેટલી અથવા તે કરતા ઓછી ના હોય
હવે આપણે સમાન પ્રોગ્રામ dowhile લૂપ ડુ વાઇલ લુપ નો ઉપયોગ કરીને જોઈએ
અહી આપણો પ્રોગ્રામ છે
નોંધ લો કે આપણી ફાઈલ નું નામ ડીઓ હાયફેન વ્હાઇલ ડોટ સી છે
પાછલા પ્રોગ્રામમાં આ ભાગ પહેલેથી જ સમજાવવામાં આવ્યો હતો
તો ચાલો doવ્હાઇલ લૂપ ડુ વાઇલ લુપ પર જઈએ
અહી પ્રથમ લૂપ લુપ ની બોડી એક્ઝેક્યુટ થશે અને ત્યારબાદ કન્ડીશન તપાસ થાય છે
એક્સ ની વેલ્યુ ય ની વેલ્યુ માં ઉમેરાય છે અને ઉમેરાય બાદ પ્રાપ્ત થયેલ વેલ્યુ ય માં સંગ્રહિત થાય છે
તર્ક એ વ્હાઇલ વાઇલ પ્રોગ્રામ સમાન છે
ચાલો પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ
ટર્મિનલ પર પાછા આવો ટાઈપ કરો જીસીસી સ્પેસ ડીઓ હાયફેન વ્હાઇલ ડોટ સી સ્પેસ હાયફેન ઓ સ્પેસ ડીઓ
Enter દબાવો
ટાઈપ કરો ડોટ સ્લેશ ડીઓ
Enter એન્ટર દબાવો
આપણે જોઈ શકીએ છે કે આઉટપુટ આપણા વ્હાઇલ વાઇલ પ્રોગ્રામ જેવું જ છે
હવે આપણે doવ્હાઇલ લૂપ ડુ વાઇલ લુપ ની કામગીરી જોઈએ
ચાલો વિન્ડો નું માપ બદલું
અહી એક્સ અને ય ની વેલ્યુ 0 છે
આપણે તે વેલ્યુ ઉમીએ છીએ ત્યારબાદ આપણને 0 મળશે
હવે ય ની વેલ્યુ 0 છે
આપણે વેલ્યુ 0 તરીકે પ્રિન્ટ કરીએ છે
ત્યારબાદ એક્સ નો 1 થી વધારો થાય છે જેનો અર્થ એ છે કે હવે એક્સ ની વેલ્યુ એ 1 છે ત્યારબાદ કન્ડીશન તપાસ થશે
તમે જોઈ શકો છો કે લૂપ લુપ ની બોડી સૌપ્રથમ એક્ઝેક્યુટ થાય છે
ગમે તેમ કરીને જો કન્ડીશન ફળસે ફોલ્સ હોય તો પણ આપણને વેલ્યુ 0 મળશે
તપાસ કરીશું 1એ 10 જેટલો અથવા તે કરતા ઓછો છે કે નહી
કન્ડીશન ફરીથી ટ્રૂ ટ્રૂ છે તો આપણે વેલ્યુઓ ઉમેરીશું
હવે 0 પ્લસ 1છે
ત્યારબાદ આપણે ય ની વેલ્યુ 1 તરીકે પ્રિન્ટ કરીશું
ફરીથી એક્સ એ એક અંક વધારો થશે
હવે xની વેલ્યુ 2છે
તપાસ કરીએ છીએ કે 2 એ 10જેટલો કે તેથી ઓછો છે કે નહી
આપણે અહી પાછા જઈશું
ત્યારબાદ આપણે વેલ્યુઓ ઉમેરીશું 1 પ્લસ 2 એ 3 છે
આપણે yની વેલ્યુ 3તરીકે પ્રિન્ટ કરીએ છીએ
આ પ્રમાણે ક્ન્ડીશનો ત્યાર શુધી તપાસ થશે જ્યાં શુધી xની વેલ્યુ 10જેટલી અથવા કે તેથી ઓછી રહેશે
અને આ આપનું રીટર્ન સ્ટેટમેંટ છે નોંધ લો કે વ્હાઇલ વાઇલ કન્ડીશન અર્ધવિરામ વડે અંત થાય છે
વ્હાઇલ loopમાં કન્ડીશન અર્ધવિરામ વડે અંત થતી નથી
હવે ચાલો જોઈએ આ પ્રોગ્રામ ને C માં કેવી રીતે એક્ઝેક્યુટ કરવું
આ Cમાં આપણું વ્હાઇલ પ્રોગ્રામ છે
લોજિક અને ઇમ્પ્લિમેન્ટેશન ઈમ્પલીમેન્ટેશન એ આપણા સી પ્રોગ્રામ માં હતું તેવું જ છે
અહી અમુક ફેરફારો છે જેમ કે હેડર ફાઈલ એ stdioહ ની જગ્યા એ આઇઓસ્ટ્રીમ તરીકે છે
અહી આપણે નેમસ્પેસ એસટીડી વાપરીને અહી યુઝિંગ સ્ટેટમેંટ નો સમાવેશ કર્યો છેઅને અહી આપણે પ્રિન્ટફ ફંક્શનની જગ્યા એ કાઉટ ફંક્શન વાપર્યું છે
વ્હાઇલ લૂપ વાઇલ લુપનું બંધારણ આપણા સી પ્રોગ્રામમાં હતું તેવું જ છે
ચાલો એક્ઝેક્યુટ કરીએ ટર્મિનલ પર પાછા આવો
ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું
એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો g સ્પેસ વ્હાઇલ ડોટ સીપીપી સ્પેસ હાયફેન ઓ સ્પેસ વ્હાઇલ1
Enter એન્ટર દબાવો
ટાઈપ કરો ડોટ સ્લેશ વ્હાઇલ1
Enter એન્ટર દબાવો
તમે જોઈ શકો છો કે આઉટપુટ અપણા સી માના વ્હાઇલ પ્રોગ્રામ જેવું જ છે
હવે ચાલો Cમાનું ડીઓ
વ્હાઇલ ડુ વાઇલ પ્રોગ્રામ જોઈએ
ટેકસ્ટ એડિટર પર પાછા આવીએ
અહી પણ સમાન ફેરફારો છે જેમ કે હેડર ફાઈલ યુઝિંગ સ્ટેટમેન્ટ અને કાઉટ ફંક્શન
બાકી બચેલ વસ્તુઓ સમાન છે
ચાલો એક્ઝેક્યુટ કરીએ
ટર્મિનલ પર પાછા આવો
ટાઈપ કરો g સ્પેસ ડીઓ હાયફેન વ્હાઇલ ડોટ સીપીપી સ્પેસ હાયફેન ઓ સ્પેસ ડીઓ1
Enter એન્ટરદબાવો
ટાઈપ કરો ડોટ સ્લેશ ડીઓ1 Enter એન્ટરદબાવો
આપણે જોઈ શકીએ છીએ આઉટપુટ એC માના doવ્હાઇલ ડુ વાઇલ પ્રોગ્રામ જેવું જ છે
હવે આપણે અમુક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ જોઈશું
આપણા ટેકસ્ટ એડિટર પર પાછા આવીએ
માનીલો કે અહી હું xની વેલ્યુ વધારીશ નહિ
સેવ પર ક્લિક કરો
ચાલો જોઈએ કે શું થાય છે
ટર્મિનલ પર પાછા આવો
ચાલો પ્રોમ્પ્ટ સાફ કરીએ
ચાલો એક્ઝેક્યુટ કરીએ
ઉપર બાણવાડી કી બે વાર દબાવો
ફરીથી ઉપર બાણવાડી કી દબાવો
આઉટપુટ દ્રશ્યમાન થાય છે
આપણે શૂન્યો ના ક્રમાંકો જોઈએ છીએઆ એટલા માટે કારણકે લૂપ લુપપાસે ટર્મીનેટ કરવાની શક્યતા નથી
તેને ઇન્ફિનાઇટ લૂપ
ઇન્ફાઈનાઇટ તરીકે કહેવાય છે
ઇન્ફિનાઇટ લૂપ ઇન્ફાઈનાઇટ સીસ્ટમને અનરિસ્પોન્સિવ અનરિસ્પોન્સિવ બનાવી શકે છે
તે પ્રોગ્રામને પ્રોસેસરનો તમામ સમય વપરાશ કરવા માટે ફરજ પાડી શકે છે પરંતુ તેને ટર્મિનેટ કરી શકાવાય છે
આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ ચાલો આ એરરને સુધારીએ
ટાઈપ કરો x અને અર્ધવિરામ
સેવ પર ક્લિક કરોચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ
ટર્મિનલ પર પાછા આવો
ઉપર બાણવાડી કી દબાવો
હા આ કામ કરી રહ્યું છે
અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે
આપણે આપણી સ્લાઇડો પર પાછા જઈશું
સારાંશમાં આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા વ્હાઇલ લૂપ વાઇલ લુપ ઉદાહરણ
વ્હાઇલ વાઇલ dowhile લૂપ ડુ વાઇલ લુપ ઉદાહરણ
ડીઓ ડુસ્ટેટમેંટ બ્લોક અને અંત માં વ્હાઇલ વાઇલકન્ડીશન એસાઈનમેન્ટ તરીકે આપેલ યુઝિંગ ફોર લૂપ્સ યુસિંગ ફોર લુપ ને પ્રિન્ટ કરતું પ્રોગ્રામ લખો
0 થી 9 ફોર લૂપ ફોર લુપનું સિન્ટેક્સ છે
ફોર ફોર વેરિએબલ ઇનિશિયલાઇઝેશન વેરિએબલ કન્ડિશનેન્ડ વેરિએબલ ઇન્ક્રિમેન્ટ ઓર ડિક્રીમેન્ટ અને અહી લૂપ લુપ ની બોડી રહેશે
નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ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
જોડાવાબદ્દલ આભાર